વોટરપાર્ક માં એક લીલી અને કાળી લસરપટ્ટી છે એક ઓરેન્જ લસરપટ્ટી છે અને આ બાજુ --

દૂર બે ગજેભો જેવા માળખા દેખાય છે જેમાંથી એક લાલ છત વાળો છે ઉપર વાદળો અને વાદળી આકાશમાં દેખાય છે.

ટેબલ પર સારી રીતે ગોઠવાયેલા ડિનર સેટ મુકેલા અને પીળા રંગનો નેપકીન બહુ આકર્ષક રીતે મોર જેવી આકારમાં ગોઠવવામાં આવ્યા છે.

એ પ્રદુષણ તરફ સંકેત આપે છે પીટ પાછળની બાજુએ લીલીછમ વનસ્પતિ અને થોડી ઝાડીઓ તથા ટેકરીઓ દેખાઈ રહી છે.

આ ફોટા માં એક વ્યક્તિ જીમ માં કસરત ક કસરત કર્યા બાદ ઊભો રઇલો હોય તેવુ દેખાય છે તેમને બ્લેક કલર ની નાઇકી બ્રાન્ડ ની જીમ વેર પેર્યું છે.

આ ઈમેજ માં એક એલ આકારનો સોફો છે એ સોફા નો કલર બ્રાઉન છે આ એક એલ આકારનો કોર્નર સોફાસેટ છે જે બેઠક માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે અને રૂમ માં જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદ કરે છે.

દુકાનના માલિક અથવા કર્મચારી જે કંઈ કામ કરી રહ્યા છે અંદરની દીવાલો ગુલાબી રંગની છે અને છત પર એક પંખો લટકેલો છે દુકાનના એક કાઉન્ટર સિંક અને કેટલીક વસ્તુઓ જેવી કે બોટલો અને --

તસવીરમાં કેટલાક લોકો તાજીયા સાથે ઉભા છે જેનો ઉપયોગ મોહરમ પર્વ દરમિયાન અમ શોક સભા માટે થાય છે.

જે સંભવત લગ્ન સગાઈ અથવા અન્ય કોઈ સમારોહ માટે તૈયાર કરવામાં આવ્યું છે છબીમાં લાકડાના અથવા સમાન સામગ્રીના થાંભલાઓ અને બિમ થી બનેલુ એક મંડપ જેવું માળખું દેખાય છે જેની ઉપર છત પર કપડાં અને ફૂલોની સજાવટ --

આ હોલ કોઈ કાર્યક્રમ માટે તૈયાર કર્યા હોય તેવું જણાય છે કેમ કે લગ્ન સમારંભ સંસ્કાર મહોત્સવ કે ધાર્મિક ઉપિસ્થિતિ.

ફરીથી ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યું છે એન્જિન ને ઉંચકવા માટે ચેન હોઈસ્ટર સાંકળવાડી કપ્તાન નો ઉપયોગ કરવામાં આવ્યો છે.